કે થોડાક time પછી English Medium કે English જ બોલશે વધારે નય, ભલે માતૃભાષા હિન્દી હોઈ પણ, જ્યાં અપને interview દેવા જઈએ છે, કે અપને study કરીએ છે તો પેલા English માંગે છે લોકો.

જરૂરી છે, ને Yes Yes Right Yes

હમ હા Yes Yes જજ ના કરી શકો એ વ્યક્તિ એવું નથી કે સમય જતાંય હિન્દી માતૃભાષા છે કે ગુજરાતી છે? એ અલોપ્ત થઇ જશે એવું જરૂરી નથી. નઈ જાય. ભાષા તો છે, અને ઈ ભાષા બોલે છે. પણ જે English ને આજકાલ લોકો મહત્વ આપી રહ્યા છે, તો જે આમ વ્યક્તિ પાંચ માણસ ની વચ્ચે એમ કેશેને, તો સામે વાળા વ્યક્તિને ને Better લાગશે કે નાઈ આ તો Educated Person છે, એવું જરૂરી નથી કે English બોલે છે તો Educated Person છે, ગુજરાતી છે પોતાની માતૃભાષાને હિન્દી માં કે ગુજરાતીમાં એનું મહત્વ અપીરહ્યા છે. એ પણ Well Educated Person, એ થોડુંક વ્યક્તિત્વમાં Better માણસ હોઈ શકે પણ

હમ Right કોઈ એક વસ્તુ ને મહત્વ આપવું નથી જરૂરી જો બધી વસ્તુ ને સાથે લઈને ચાલીએ ને જેવો કે સમય છે સમય જે રીત નો સમય છે બરોબર અત્યારે તો અપને એકલા આગળ ચાલશું It's Not Good, તો સમય ની સાથે ચાલવું Better છ્ર, જેવો સમય બદલાય છે એની સાથે અપને બદલાવું પડે. ભાગી રહ્યો છે, Right Right અત્યારવે ભાગવું

થાણે ફરેને હમ ક્યાંક એમ કરે જ ને હમ Right Right

એ ટાઈમ Life પણ જોઈએ કે Family સાથેનું થોડું Enjoyment થઈ જાય થોડુંક Life માં Relaxing થઇ જાય, મૂળ Fresh થઈ જાય. Right, નય નય નય નય નય Right, Life માં, હા, એમ હોવો જોઈએ, હા એમ હોવો જોઈએ કે હું અર્ચીવ કરું છું. એની સાથે મારી Family પણ મારાંથી ખુશ હોવી જોઈએ, મારા Friends Circle જે Family છે એમને બને ત્યાં સુધી મારો Time આપવો, કે Enjoyment છે Life માં ક્યારેક Happiness લાવીએ બધાની સાથે, Family સાથે એક. પાંચ મિનિટ ની ચા પણ પિયએ ને આપણે, તો પણ Family ને એવું કાગે કે ના મારી સાથે team spent કરીયો છે. Family ખુશ થઇ જાય છે. Oak Office જોવોને મેં ચા નથી પીધી. ચા મંગાવોને, Thanks નાની નાની ખુશીઓ અપડે બીજામાં સોઢીએ છીએ. કરી લઈશુ થોડીક હા વાતો કરી લઈશુ. હા સમજી નઈ શકી અને આ જમાના માં તો એ Better હશે કેમ કે જ્યારથી Mobile આવ્યા છે ને ત્યારથી લોકોને પેલા એવું હતું કે જઈને મળી લવ કેટલા દિવસોથી વાત નથી કરી. આ વ્યક્તિ ના ઘરે હું ગયો નથી કે ગઈ નથી બરોબર કે વાતો નથી કરી, તો એ રીતનું માણસ વા સમય નીકળતો હતો ને અત્યારે એ Type નો એક પાસે નથી માણસ પાસે. અને ઈવન. કામ એટલું. કામનું એટલું Pressure રે છે ને Mind માં કે મને એક Call કરીને વાત કરવાનો પણ Time નથી.

કે અમે કરી લઈએ. એવું જ લાગી રહ્યું છે મારે સુ છે, મારે Job કરવાની છે, મારે Job કરવાની છે, મારૂ કામ પણ ઈ છે મારે આ જ કરવાનું છે સાંજ પડતા મારે આરામ કરવાનો છે, ખાવાનું છે, પીવાનું છે. એવું નથી કે થોડોક લઇ લાઉ, થોડુંક બે પાંચ મિનિટ હસી લવ, થોડુંક બે પાંચ મિનિટ કોઈ સાથે વાત કરી લવ, કે હસી લવ કે હસાવી લવ. એટલે લાઈફ માં નકરું ખટાસ નથી જરૂરી, મીઠાસ પણ ક્યારેક કયારેક જરૂરી છે, બધી વાત માં ટેસ્ટ હોવો જ જોઈએ લાઈફ માં આપડી જીત છે, આપડી જીત છે. એને હંમેશા મીઠાશ આપી છે એટલા માટે એને નાઈ ગમે, પણ એની સાથે એને ખટાસ છે, મીઠાસ છે, ગલાસ છે, થોડુંક એને પણ આજે કેટલાક અલગ ટેસ્ટમાં માળિયું છે. મન પ્રફ્ફુલિત થઇ જાય છે એ રીત નું લાઈફ માં પણ હોવું જરુરિ છે, ક્યારેક હસી લેવું જોઈએ ક્યારેક રડી લેવું જોઈએ.

સાચી વાત હમ પાડોશ ઘર માં શું થઇ છેએ કોને ખબર છે? મને આજ રાત ની નથી ખબર કલ સવારની શું ખબર હોવાની છે, એજ છે. Second આગળની મિનિટ માં શું થશે એ કોને ખબર છે? એટલે હાર એક મિનિટ છેને હર એક પળ છેને મારી Last મિનિટ છે મારુ Last દિવસ છે, એ કરીને ચાલીએ ને તો પણ એ દિવસ આપનો એવી રીતે જશે ને કે ના. આજે દિવસ બોવ સારો ગયો છે. આજે મને બોવ ગમ્યું, દિવસ બોવ સારો ગયો છે, આજનો દિવસ Best હતો. એ રીતના પણ થઇ છે.

Pressure હોઈ હમ હા હા Right હમ હા હા જમવું તો પડશેજ એની નિયતિ પણ જમવાની મહેનત તો થશે જ

જદ્દોજહેદ તો ઠીક છે, પણ એની માટે Preparation પણ જરૂરી છે માણસને હંમેશા તૈયાર રેવું પડે એક એક મિનિટ કે આ Coding મારે આ કરવાનું છે, એની માટે હું તૈયાર છું. આગળના અત્યારે તો એવું કઈ વિચાર્યું નથી Bat અત્યારે Job છે તો એ પકડીને ચાલીએ તો આગળના સમયમાં Family નું થોડુંક છે કે એકબીજાને Communication કરીએ કે કરીશું કરી શકીએ. પછી શું કરવું છે મારે એ પ્રમાણેની Family Permission પણ જરૂરી છે. એવું નથી કે છોકરીને Independently જીવવા નથી મળતું મને મારા ઘરે થી પરમિશન છે પણ એઝ પેરેન્ટ્સ છે. તો એમને પણ એવું લાગવું જોઈએ કે ના મારુ છોકરી છે કે છોકરો છે, મને પૂછે છે આવીને મારુ સજેશન માંગે છે, એવું કઈ માબાપ ને થોડો Time એક જાતની ખુશી અપાવી જોઈએ. કે હું આ વસ્તુ છે તો હું કરું કે ના કરું? Communication હોવું જોઈએ કે મને Permission આપો છો કે નથી આપતા.

હમ બરોબર છે અને એવું જ

એ અપને ખુશી મને છે કે મારે એક છોકરો નથી તો સુ થઇ ગયું, મારી છોકરી તો છેને એ મારા છોકરા જેવી હતી. છોકરા બરાબર છે. હમ Right. ને એવું નથી હોતું કે છોકરાઓ હોઈ તો જ Family ખુશ રહી શકે? તોજ આપડે જોબ છે એ છોકરી પણ કશકે છે છોકરા પણ કરી શકે છે Independent એટલે બધા જ કરી શકે છે એવું જરૂરી નથી કે એની માટે અપને છોકારો જ બનવું પડે. નથી રયો, નથી રયો એ પેલા જમાનામાં હતું કે છોકરો હોઈ તો Better હતું છોકરો હોય તો Better હતું, પણ અત્યારે મોદી

એવું જરૂરી છે, કે છોકરી હોઈ તો રાત્રે ના નીકળી શકે? કેમ ના નીકળી શકે? એને સામેવાળી છોકરીને એવી રીતના જોવી જોઈએ કે આ મારી બેન છે, એ એકલી છે, એની પાસે કોઈ સહારો નથી તો હું એને Help કરું દઉં. એ એકલી છે તો એની Help કરી દઉં. એવું નાઈ કે છોકરી છોકરી એકલી નીકળી છે એ નઝર થી ના જોવું જોઈએ, એ બેન છે એ મારી બેન છે એ એકલી નીકળી છે એને હેલ્પ ની જરૂર હોઈ તો હું એને Help કરી દઉં.

અને હું નઝર છુપાવીને જતો રાઉ, મારુ કામ કરું એ પણ હોઉં જોઈએ માયા બોવ પાછળ છે, એવું નથી છોકરી એવું નથી માણસ લોકો માનતા હોઈ કે એના કપડાં એનું એનું કપડાં છે એના થી જજ કરે છે માણસો એવું જરૂરી નથી હોતું કે એના કપડાં પેરીએ કે આવા શોટ પેરીએ તો જ એની સાથે એવું થઇ કે તો જ એની સાથે Miss Behavior થઈશકે છે એવું જરૂરી નથી હોતું. ક્યારેક માણસ ની નઝર માં પણ ભૂલ હોઈ છે. Right વિચારો સારા હોઈ તો મતલબ નાઈ Right Right તમારી પણ બેન તમારા જ ભાઈ છે એજ તમારામાં ઘર માં બેન છે, માં છે, Wife છે, અને

કોઈ પણ દિવસ પોતાના વિચારો સ્પષ્ટ રાખોને તો નઝર આપોઆપ જુકી જશે માણસ માં કોલેટી સારી હોવી જોઈએ તો જ એનું Behavior સારું થશે.

Right Right

તો એને નથી આવડતું કઈ હા. અત્યારે આપડે Job કરીયે છીએ તો એ પણ એક લેવાં ના રીતે જ ને. આપડે Study થોડી Finish કરી છે બરોબર તો એ Level ઉપર આપણ ને Job મળી છે ને તો એ પણ તો જોઈ શકે કે ના આપડે Study કરી છે એના લીધે આ Level ઉપર આ Floor ઉપર છીએ આપડે. હમ સાચે જ, જો આ ઉપર ના Level પણ જઈ શકાય છે. Catchable હોવું જરૂરી છે માણસ ને એ રીત નું. હાચી વાત કરે છે તું.

સાચી વાત. હમ ઈ ય સાચી વાત છે.

ભાઈ શું ખબર મજામાં બસ આ રહ્યા ઠંડીમાં કોઈ કેવા હોય? ઠંડીમાં કોઈ કેવું હોય? તને તો ખબર છે. હા એકદમ બકવાસ છે હો મને જરાએ ના ગમે સવારે ઉઠવામાં મજા નત આવતી. અરે જેટલા વાગે ભી ઉઠો એ ગોદડાની બહાર નીકળો એટલે તો ઠંડી ઢાય એકદમ પથ્થરની જેમ તલવારની જેમ આપડું body કાંપે

તોય યાર આપણે ગરમીમાં ચાર વાર પાંચ વાર નાવો એમાં કઈ વધો ના આવે ને અને આમે કોલકાતાનો weather કેવો બગડી ગયો છે આખો smoke વાળો થયી ગયો છે pollution કેટલું છે. ગરમ પાણી તો હું આખુ વર્ષ નાહુ છુ three sixty five days ત્રણસો પાસઠ દિવસ. ઠંડી માં હજી વધારે ગરમ જોઈએ મને એ બી પછી જેવું નહાઈ લઉ એટલે એક વાર એ body થી ગરમ પાણી નીકળ્યું એટલે હવા લાગે એટલે ઠંડી લાગે હા તો મને ના ગમે આ કેવું weather કેટલો ખરાબ થાયી જાય fog ને smoke આખું પછી એક તો clear ન થાય traffic માં કઈ ઓલું ધુમાડો બધો એક દમ અંદર જાય pollution કેટલું વધી જાય છે? pollution નું તો જો.

તો કેટલું વાર ચા પીવા ની કેટલી વાર coffee પીવાની how boring ઓલું તો કેટલું બધું option છે.

હા હવે તો નવરાત્રી માં બી ગરમી હતી એવું નવરાત્રી કઈ ઠંડી ના હતી આ વખતે seriously yaar આ ના ફાવે આ મને તો જરાય ન ફાવે ના ના એક દમ નઈ ભગવાન ને કહી દઈસ આની વાત એક દમ સંભાળવાની નઈ એક કાન માંથી સંભાળવાની બી નઈ અને બીજા કાન માંથી કાડવાની problem બી નઈ કાન માં નાખવાની જ નહિ પછી જો આપડે જો એ લોકોને તોય ઠીક છે જો ગરીબ લોકો રસ્તામાં રેહતા હોય એમને એટલી અક્વળતા પડે એ લોકોની સગવડ ને પણ સોચવું પડે ને આપડે બિચારા લોકો કાપતા હોય આખી રાત સુઈ ન શકે ગરમીમાં કાઈ નહિ સુઈ તો જાય ઓંલા બધા dog કુતરા એ બધા જાનવર એ બધા ઈ લોકોનું શું થાય?

દિવસમાં તો ઠીક છે તડકો અત્યારે ચાલી રે

હા મન નો ગમે ઓય ચીકણું ચીકણું no way એકદમ નઈ હા ઈ winter માં મારે હોળી નથ રમવા અને હાં ઉનાળા માં હોળી રમાવની વાત કરે

જોને pollution બીજું આપડે પ pollution control માટે કાઈ નથ કરતુ તો પછી એમાં પછી ઓલું weather માં આપડે જે ઓલા હા એટલે આ બધા માણસોનો જ દોષ છે ને આટલું કાર્બન ને પછી આપડે ઝાડ નથી રોપતા ઉલટાના ઝાડ કાપીએ છીએ તો આટલું ઓલું આલ્ફા ને પ્રોની ને આ ને તે બધું આ વર્ષ આવે છે પેલા ક્યાં આવતા તા હવે કેટલું prepare થયી ગયું છે તો એ બધું ગંદુ weather ને લીધે pollution ને લીધે weather change થયી જાય છે પેલા કઈ season માં વરસાદ આવતો ન હવે ક્યાં વરસાદ આવે છે ગુજરાત રાજસ્તાન જ્યાં ઉત્સવ ઓલો શું કેવાય રણ છે ત્યાં વરસાદ આવે છે અહી વરસાદ નથ આવતો તો આ બધું position ના લીધે છે ને તો એ આપણે ત્રણ ચાર તોફાન આલ્ફા ને આ બધું કાઢી નાખ્યું

touch કરી ને નીકળી ગયું પછી કેટલી વાર બધું pollution જ્યાં સુધી control ની થાય ત્યાં સુધી તો થશે જ ને આવું પછી આમાં ઓલા લોકો કેય છે કે આપડે તો ઠંડી બી આવી ગંધી રીતે પડે છે એ નું તો એ AC તો આમેં ચોવીસ કલાક બધે ચાલતું જ હોય છે mall ને બધે એતો કાર્બન ને સંસ્થા જ છે

પણ આજે ધુમાડો ને ઈ smug ને એ બધું તો winter માં જ થાય છે ને હા તો AC ચાલે તો એ electricity થી તો consume થાય જ ને એ એજ છે કે હા winter માં નથી થતી ઠંડી માં પણ તોય

તોય મને તો winter એક દમ મને winter જરાય ન ગમે બાકી કોઈ બી season ચાલે વરસાદ બી ચાલે ગરમી બી ચાલે બધું ચાલે ચાલે ચાલે વાંધો ની વાંધો નઈ ના ના કઈ નઈ પાણી માં છબછબીયા કરતા કરતા વયુ જવાન swimming costume છે એટલે એમાં swimming કરી લેવાન બીજું શું એ બાને swimming costume તો વપરાય last ત્રણ ચાર વર્ષ થી ક્યાય swimming નથી ગયા તો એ વપરાશે ને એવું થાય તો હમ એવી રીતે કેવી રીતે ડૂબી જઈએ એવી તે કેવી તે swimming શેની માટે કરી છે? આને એમ કેવું દશ feet પંદર feet પાણી ચડવાનું છે તે ડૂબી જયશું આ તો એકાદ દિવસ માં તો પાણી ઉતારી જાય એમાં કેવું હોય

personal transfer થઇ જશે બીજું શું? હવે એર્યો હમ્ફામ નગર માંથી આવે ને તો બધું રેત હને બધું printing આને તે ને બધું ઉખાડીને જ લઇ જાય કાય નઈ આપણે જાર વારો આવે ત્યારે નાખવાનું ઘર માંથી જેટલું બારી ઓ માં વરંડા વો માં એટલું જ કરી શકે છે ને

ભાઈ નામ મને નથ ખબર એક money plant છે એક ઓલું છે કઈક ફૂલ નું ને કે એમાં છે ને ઘટઘટ જેવું આવે છે તારી છે કે આ plant નઈ?

નાના નાના પતા વાર ઝાડ નઈ લાગવા ના નામ નથ ખબર નામ યાદ નથી ખબર હતું but યાદ નથી આવતું

એ માંથી ખોટે ખોટે બધું મોરયો ને પાછી જામ થઇ જાય

હા નેતે ને પછી નાખતા જાઉં પછી શું સાફ કરીશું ઈ આપડે individual એ બધા વ્યક્તિ ને સમજવું જોઈએ ને એવી રીતે જ કરવું જોઈએ ને પણ ની તારા દાદા છે ને હોતા હે ચાલતા હે કહીના પતા બધી ચીજની વાટ લગાડી નાખે હા બધું ચાલતું રેસે આપડે આ બધું discuss કરી ને બી શું થશે આ weather પોતાના હિસાબે આવશે ને જશે ચલ તો પછી આપડે અત્યાર થી આરામ થી વાત કરીશું અત્યારે સુવા જાઉં છું કાલે વહેલા નીકળવાનું નું છે હા આવજે by good night હાય નમસ્કાર, ડીએસ કમલેશ વાત કરું છું.

છ વર્ષ બરાબર અને અમદાવાદમાં વધુ facilities સારી સારી મળે છે બી એસ ની અંદર અમદાવાદમાં બહુ જોવાલાયક અમુક સ્થળો પણ સારા છે. Metro છે પછી અમુક અમુક area વિસ્તારની અંદર અમદાવાદમાં જોવા જેવું સૌથી સારામાં સારું city છે. અને બાજુની અંદર જ ગાંધીનગરમાં city પડે છે ગાંધીનગરમાં આવી જે સારી એવી facilities છે બરોબર અને ફરવાનું બધી જગ્યા પર વધારે ને વધારે ફરવાનું હોય તો અમુક અમુક city ઓ છે ગાંધીનગર છે બરોડા છે. મહેસાણા છે સુરત છે રાજકોટ છે મોરબી છે જેવા મોટા મોટા city છે આપણા ગુજરાતની અંદર જે આપણે ફરી શકીએ છીએ અને વધારે વધારે સૌથી મોટામાં મોટું શહેર હોય એ ગુજરાતનું અમદાવાદ કહેવામાં આવે છે અને અમદાવાદની અંદર વસ્તી પણ એટલી બધી છે બહુ વસ્તી ગીચતા છે અમદાવાદની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો ગુજરાતની અંદર અમદાવાદ city માં હોય છે અને

અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કચ્છ જિલ્લો તે વધારે વસ્તી ધરાવતો વસ્તી ધરાવતો જિલ્લો છે.

Metro train અત્યારે આવી છે metro ની જે સુવિધા પણ ગુજરાતની અંદર સારી ચાલે છે બારડોલી સસ્તુ હોય છે metro ની અંદર બેસવું બેસવા માટેનું idea આપણને ગમતો હોય અમદાવાદની અંદર એવું હોય છે કે વધારે સુવિધાઓ રસ્તાઓ રોડ છે આ bridge છે bus stand છે. આવે તેવી અમુક અમુક facilities જોવાલાયક હોય છે અને આ અમુક જિલ્લાઓમાં બસ સ્ટેન્ડ ની સુવિધા પણ બરોબર હોતી નથી અંતરાલ વિસ્તાર હોય તો એની અંદર bus stand અંતર બી ગામડા વિસ્તાર bus stand સારા હોતા નથી.

બીજી એવી સુવિધાઓ છે કે આ ગામડાના લોકો અમુક અમુક ખેતી વિસ્તાર હોય છે તો ખેતી કરતા હોય છે કે તેની અંદર બધા અલગ અલગ પાકની અંદર જ કરતા હોય છે ખેતી ની અંદર ઘઉં ચણા મકાઈ બાજરી એવું વાવતા હોય છે અમુક અમુક ગામડા area ની અંદર અને ખેડૂતો બી સારો એવો ભાગ પકડતા હોય છે. અને અત્યારે શિયાળાની season ચાલે છે તો શિયાળાની અંદર ઘઉં એરંડા મકાઈ ચણા આવું પકવતા હોય છે.

અને દાહોદ જિલ્લાની અંદર એવો પ્રખ્યાત છે કે ત્યાં ઘડી મકાઈનો મકાઈનો પાક જે વધારે થતો હોય છે મકાઈની અંદર દાહોદ જિલ્લો પ્રખ્યાત છે અને ગાંધીનગર છે પછી સુરત છે સુરતની અંદર એવું છે સુરતની અંદર ત્યાં એક કાપડની મિલો વધારે આવેલી હોય છે અને હીરા ઘસવાના કારખાના મોટા મોટા આવેલા છે. સુરતની અંદર અને આપણે બીજા આનંદ છે આણંદ વિદ્યાનગર વિદ્યાનગરમાં એવું કહેવામાં આવે છે કે ત્યાં ઘડી શિક્ષણ માટે પ્રખ્યાત જે city કહેવામાં આવે છે આણંદ આણંદ જિલ્લાની અંદર જે આવેલું છે એ વિદ્યાનગર city એક છે ત્યાં ગાડી અને

ગુજરાતી medium english medium હિન્દી medium કોઈ બી ત્યાં આગળ સુવિધા આપણને મળી રહે છે એટલે આમ સારું જ છે વિદ્યાનગર city અને મહેસાણા જિલ્લો છે મહેસાણા છે આમ ત્યાં ઘણી વધારે જે પ્રમાણમાં અમુક અમુક પ્રાણીઓ જે દેખવા મળે છે સારા સારા અને આણંદ જિલ્લામાં ચરોતર તરીકે જાણીતા ઓળખવા માં આવે છે અને આ કડી છે એક કડી કલોલ એ બાજુ તમાકુનું લોકો પાક પકવતા હોય છે અને ત્યાં ઘડી તમાકુ છે એરંડા છે પછી બોરા છે આવું તેવું લોકો વધારે પડતું ત્યાં ગાડી facilities મળતી હોય છે અને અમુક area ની અંદર એવું છે કે ત્યાં શિક્ષણનો થોડો અભાવ હોય છે એટલે ગામડાના માણસોમાં હજુ એટલું બધું